લીબરઓફીસ કેલ્કમાં અદ્યતન ફોર્મેટિંગ અને સુરક્ષા પરના સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું કે કેવી રીતે સ્પ્રેડશીટને પાસવર્ડ સુરક્ષિત કરવું
એક સ્પ્રેડશીટ અથવા સ્પ્રેડશીટમાં ટેબને પાસવર્ડ સુરક્ષિત કરવું
ડેટાબેઝ માટે શ્રેણીઓ વ્યાખ્યાયિત કરવું
આ સબટોટલ વિકલ્પ વાપરો
સેલોને વેલીડેટ કરવું
અહીં આપણે ઉબુન્ટુ લીનક્સ આવૃત્તિ 1004 અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ 334 વાપરી રહ્યા છીએ
personal finance trackerઓડ્સ ખોલીએ
પ્રથમ આ ફાઈલને પાસવર્ડ સુરક્ષિત બનાવવાનું શીખીએ
આ વિકલ્પ ખાતરી કરે છે કે માત્ર એ લોકો જે પાસવર્ડ જાણતા હોય તેઓ આ ફાઇલ ખોલી શકે છે
મેઇન મેનુ માંથી ફાઇલ અને સવે એએસ પર ક્લિક કરો
સવે સંવાદ બોક્સ દેખાય છે
આગળ સવે પાસવર્ડ બોક્સ સાથે તપાસો
પછી સવે ઉપર ક્લિક કરો
આપણે સવે એએસ વિકલ્પ વાપરી રહ્યા હોવાથી ક્યાં તો અલગ ફાઇલ તરીકે સેવ કરી શકીએ અથવા સમાન ફાઇલને બદલી શકીએ છીએ
અહીં ફાઇલ બદલીશું
યેસ ઉપર ક્લિક કરો
પછી પાસવર્ડ દાખલ કરો અને કન્ફર્મ બોક્સમાં પણ પાસવર્ડ ફરીથી દાખલ કરો અને ઓક ઉપર ક્લિક કરો
પછી personal finance trackerઓડ્સ બંધ કરો
હવે આ ફાઇલ ફરી ખોલો અને તપાસો શું થાય છે
એન્ટર પાસવર્ડ સંવાદ બોક્સ દેખાય છે
અહીં ખોટો પાસવર્ડ દાખલ કરો
ઓક પર ક્લિક કરો
આપણને એક એરર મેસેજ મળે છે જે કહે છે કે પાસવર્ડ ખોટો છે
હવે સાચો પાસવર્ડ ટાઇપ કરો
ફાઇલ ખુલે છે
પાસવર્ડ વિકલ્પ કેવી રીતે રદ કરીશું
તે સરળ છે
આપણે પાસવર્ડ વિકલ્પ સાથે સેવ અનચેક કરીશું
ફરીથી સવે વિકલ્પ વાપરી રહ્યા હોવાથી ક્યાં તો અલગ ફાઇલ તરીકે સેવ કરી શકીએ છીએ અથવા સમાન ફાઇલને બદલી શકીએ છીએ
અહીં ફાઇલ બદલો
યેસ ઉપર ક્લિક કરો
આ ફાઈલ બંધ કરી ખોલો
તમને ફાઈલ ખોલવા માટે પાસવર્ડની જરૂર હોતી નથી
ચાલો શીખીએ કે કેવી રીતે આ ફાઈલ માંથી વ્યક્તિગત શીટ્સ ને પાસવર્ડ સુરક્ષિત કરવું
મેનુબારમાંથી ટૂલ્સ પ્રોટેક્ટ ડોક્યુમેન્ટ અને શીટ પર ક્લિક કરો
પ્રોટેક્ટ શીટ સંવાદ બોક્સ દેખાય છે
શીટ સુરક્ષિત કરવા માટે પ્રથમ સિલેક્ટ લોક્ડ સેલ્સ અને સિલેક્ટ અનલોક્ડ સેલ્સ વિકલ્પો અનચેક કરો
હવે પાસવર્ડ ફિલ્ડમાં નાના અક્ષરોમાં એબીસી દાખલ કરો અને કન્ફર્મ ફિલ્ડમાં પાસવર્ડ ફરી દાખલ કરો
ઓક ઉપર ક્લિક કરો
આપણે કોઇ પણ સેલ પસંદ કરી શકતા નથી
શીટ બદલી શકાતી નથી
પરંતુ બીજી શીટ્સ વિશે શું
ચાલો શીટ2 પર ક્લિક કરીએ
એક સેલ પસંદ કરીએ અને ફેરફાર કરવાનો પ્રયાસ કરીએ કેલ્ક અન્ય શીટ્સ માં સેલોમાં ફેરફાર કરવા માટેની પરવાનગી આપે છે
ચાલો પ્રથમ શીટ પર પાછા જઈએ
હવે શીટ અસુરક્ષિત કરીએ
આ સરળ છે
મેનુબારમાંથી ટૂલ્સ પ્રોટેક્ટ ડોક્યુમેન્ટ અને શીટ પર ક્લિક કરો
પાસવર્ડ માટે પૂછતું સંવાદ બોક્સ દેખાય છે
નાના અક્ષરમાં તેમાં એબીસી દાખલ કરો અને ઓક પર ક્લિક કરો
આપણે સેલો ફરીથી પસંદ કરી શકીએ છીએ
ચાલો રેન્જેસ વિશે શીખીએ
તમે સ્પ્રેડશીટમાં સેલોની શ્રેણી નક્કી કરી શકો છો અને તેને ડેટાબેઝ તરીકે વાપરી શકો છો
ડેટાબેઝ શ્રેણીમાં દરેક પંક્તિ ડેટાબેઝ રેકોર્ડને અનુલક્ષે છે અને પંક્તિમાં દરેક સેલ ડેટાબેઝ ફિલ્ડને અનુલક્ષે છે
તમે શ્રેણી પર સોર્ટ જૂથ શોધ અને ગણતરી કરી શકો છો જેમ તમે કોઈપણ ડેટાબેઝ પર કરો છો
ચાલો personal finance trackerઓડ્સ માં ડેટાબેઝ વ્યાખ્યાયિત કરીએ અને ડેટા સૉર્ટ કરીએ
પ્રથમ ચાલો એ આઈટમ ને પસંદ કરીએ જેની આપણને ડેટાબેઝમાં જરૂર છે
એક સાથે એકાઉન્ટ કરવા માટે એસએન શીર્ષક હેઠળ તમામ ડેટા પસંદ કરો
આપણે પહેલાથી જ શીખ્યા છે ડેટા કેવી રીતે પસંદ કરવા
હવે ચાલો ડેટાબેઝનું નામ આપીએ
મેનૂ બાર માંથી દાતા પર ક્લિક કરો અને પછી ડિફાઇન રંગે પર ક્લિક કરો
નામે ફિલ્ડમાં ડીટીબીએસ ટાઇપ કરો જે ડેટાબેઝનું ટુકું નામ છે
ઓક પર ક્લિક કરો
ફરીથી મેનુ બારમાંથી દાતા અને સિલેક્ટ રંગે પર ક્લિક કરો
નોંધ લો કે સિલેક્ટ ડેટાબેઝ રંગે સંવાદ બોક્સમાં ડેટાબેઝ તરીકે ડીટીબીએસ નામ યાદી થયેલ છે
ઓક બટન પર ક્લિક કરો
હવે આ ડેટાબેઝમાં ડેટા સૉર્ટ કરીશું
મેનૂ બાર માંથી દાતા અને સોર્ટ પર ક્લિક કરો
સોર્ટ સંવાદ બૉક્સમાં સોર્ટ બાય ફિલ્ડ પર ક્લિક કરો અને એસએન પસંદ કરો
આગળ જમણી બાજુમાંથી ડિસેન્ડિંગ પસંદ કરો
પ્રથમ થેન બાય ફિલ્ડ હેઠળ ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને કોસ્ટ પસંદ કરો
ફરીથી જમણી બાજુ માંથી ડિસેન્ડિંગ પસંદ કરો
બીજી થેન બાય ફિલ્ડમાં ડ્રોપ ડાઉન પર ક્લિક કરો સ્પેન્ટ પસંદ કરો અને પછી ફરીથી ડિસેન્ડિંગ પસંદ કરો
ઓક પર ક્લિક કરો
ડેટા એસએન શીર્ષક હેઠળ સોર્ટ થયેલ છે અને ઉતરતા ક્રમમાં થયેલ છે
તેવી જ રીતે આપણે ડેટાબેઝમાં બીજા ઓપરેશન પણ કરી શકીએ છીએ
સોર્ટ અન્ડું કરવા માટે CTRL ઝ કી દબાવો અને મૂળ ડેટા મેળવો
હવે કેલ્કમાં સબટોટલ વિકલ્પ કેવી રીતે વાપરવું તે શીખીએ
સબટોટલ વિકલ્પ આપણી પસંદગીના ગાણિતિક વિધેયોનો ઉપયોગ કરીને વિવિધ શીર્ષકો હેઠળ ડેટાના કુલ સરવાળાની ગણતરી કરે છે
કોસ્ટ શીર્ષક હેઠળ ડેટાનો પેટાસરવાળો શોધીએ
પ્રથમ પંક્તિ નંબર 8 માંની એન્ટ્રી રદ કરો
એસએન હેઠળના બધા ડેટા એક સાથે અકાઉન્ટ કરવા માટે પસંદ કરો
આગળ મેનુ બારમાંથી દાતા અને સબટોટલ્સ પર ક્લિક કરો
સબટોટલ્સ સંવાદ બૉક્સમાં ગ્રુપ બાય ફિલ્ડમાંથી એસએન પસંદ કરો
આ સીરીયલ નંબર દ્વારા જૂથો બનાવે છે
આગળ કેલ્ક્યુલેટ સબટોટલ્સ ફોર ફિલ્ડમાં કોસ્ટ વિકલ્પ પર ક્લિક કરો
આ તે હેઠળ આવેલ દરેક એન્ટ્રીની કુલ ગણતરી કરશે
યુએસઇ ફંકશન ફિલ્ડ હેઠળ સુમ પસંદ કરો અને ઓક પર ક્લિક કરો
નોંધ લો કે કોસ્ટ્સ શીર્ષક હેઠળ એન્ટ્રીઓનો કુલ સરવાળો સ્પ્રેડશીટ પર દર્શાવવામાં આવેલ છે
શીટની ડાબી બાજુએ 3 નવા ટૅબ્સ છે 1 2 અને 3
આ ટેબો ડેટાના 3 જુદા જુદા દષ્ટિકોણો આપે છે
tab 1 પર ક્લિક કરો
નોંધ લો કે ફક્ત કોસ્ટ હેઠળ આવેલ ડેટાનો કુલ સરવાળો પ્રદર્શિત થાય છે
tab 2 પર ક્લિક કરો
કોસ્ટ્સ હેઠળના ડેટા તેમજ કુલ સરવાળો પણ પ્રદર્શિત થાય છે
હવે tab 3 પર ક્લિક કરો
આપણને કોસ્ટ્સ હેઠળના ડેટાનો કુલ સરવાળા સાથે શીટ નો વિગતવાર દ્રષ્ટિકોણ મળ્યો છે
આ ફાઈલ બંધ કરીએ
સવે ઓર ડિસ્કાર્ડ ચેન્જીસ સંદેશ સાથે સંવાદ બોક્સ દેખાય છે
ડિસ્કાર્ડ પર ક્લિક કરો
હવે આ ફાઈલ ફરીથી ખોલો
હવે લીબરઓફીસ કેલ્કમાં વેલિડિટી વિકલ્પ વિશે શીખીએ
આ વેલિડિટી વિકલ્પ સ્પ્રેડશીટમાં ડેટા માન્ય કરે છે
આ સ્પ્રેડશીટમાં પસંદિત સેલો માટે વેલીડેશન માન્યતા નિયમો સ્પષ્ટ કરી કરવામાં આવે છે
ઉદાહરણ તરીકેPersonal Finance Trackerods માં આપણે વેલીડેશનનો ઉપયોગ કરીને ખરીદેલી આઇટમ્સ માટે ચુકવણી પદ્ધતિ સ્પષ્ટ કરી શકીએ છીએ
હવે ચાલો દાતે શીર્ષક અને તેના સમાવિષ્ટો રદ કરીએ
ચાલો રિસીવ્ડ શીર્ષકની બાજુમાં મોડે ઓએફ પેમેન્ટ માટે બીજું શીર્ષક m o પ તરીકે આપીએ
m o પ શીર્ષક નીચે સેલો આઇટીઇએમએસ શીર્ષક હેઠળ ડેટા એન્ટ્રીઓ માટે ચૂકવણીની પદ્ધતિ દર્શાવવા માટે ઉપયોગ કરી શકાય છે જે salaryઇલેક્ટ્રિસિટી બિલ્સ અને અન્ય ઘટકો છે
હવે m o પ શીર્ષક નીચે ખાલી સેલ પર ક્લિક કરો
આ સેલેરી ઘટક માટે ચુકવણી પદ્ધતિ હશે
હવે મેનુબારમાંથી દાતા અને વેલિડિટી પર ક્લિક કરો
વેલિડિટી સંવાદ બોક્સ દેખાય છે
ક્રાઇટેરિયા ટેબ પર ક્લિક કરો
એલો ફિલ્ડ ડ્રોપ ડાઉનમાંથી લિસ્ટ પર ક્લિક કરો
એન્ટ્રીઝ બોક્સ પોપ્સ અપ થાય છે
પસંદ કરેલ સેલને વેલીડેટ કરતા દેખાતા વિકલ્પો દાખલ કરીએ
ચાલો પ્રથમ ચુકવણી પદ્ધતિ તરીકે ઇન કેશ લખીએ અને પછી કીબોર્ડ પરથી Enter કી દબાવો
આગળબીજી ચુકવણી પદ્ધતિ તરીકે ડિમાન્ડ ડ્રાફ્ટ લખીએ
ઓક પર ક્લિક કરો
પસંદ કરેલા સેલો વેલીડેટ થયા છે
હવે સાથે દર્શાવવામાં આવેલ ડાઉન એરો દબાવો
શું તમે ચૂકવણી પદ્ધતિ તરીકે દાખલ કરેલા વિકલ્પો એન્ટ્રીઝ બોક્સમાં જોઈ શકો છો
નીચેના સેલો વેલીડેટ કરવા માટે પ્રથમ ટૂલબાર પર ફોર્મેટ પેઇન્ટબ્રશ વિકલ્પ પર ક્લિક કરો
પછી ડાબુ માઉસ બટન દબાવીને અને સેલો સાથે ખેંચીને વેલીડેટ થયેલા સેલની નીચેના સેલ પર ક્લિક કરો
હવે માઉસ બટન છોડો
બધા પસંદ કરેલા સેલો એ જ રીતે વેલીડેટ થયેલ છે
હવે m o પ શીર્ષક નીચેના સેલ પર ક્લિક કરો અને પછી ડાઉન એરો પર ક્લિક કરો
ચુકવણી પદ્ધતિ માટેના બંને વિકલ્પો દર્શાવવામાં આવેલ છે
ઇન કેશ વિકલ્પ પસંદ કરો
એ જ રીતે તમે બનાવેલ ચુકવણી પદ્ધતિ અનુસાર તમે દરેક વેલીડેટ થયેલ સેલમાં કેશ અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ પસંદ કરી શકો છો
લીબરઓફીસ કેલ્ક પરનું આ સ્પોકન ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે સારાંશ માટે આપણે શીખ્યા કે કેવી રીતે સ્પ્રેડશીટને પાસવર્ડ સુરક્ષિત કરવું
એક સ્પ્રેડશીટ અથવા સ્પ્રેડશીટમાં ટેબને પાસવર્ડ સુરક્ષિત કરવું
ડેટાબેઝ માટે શ્રેણીઓ વ્યાખ્યાયિત કરવું
આ સબટોટલ વિકલ્પ વાપરો
સેલોને વેલીડેટ કરવું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
જોડાવા બદ્દલ આભાર